હા સિમરન બેન કેમ છો મજામા બસ તમે કો કેમ છો તમે બસ એક દમ મજામા મૈ કિધુ ઘના દિવસો થાઇ ગયા છે આજે phone કરિને કૈ વાત કરિ લિયે શું કરો છો? બસ એમજ મૈ કિધુ રાત્રે થોદા free છિએ થોદી વાત કરિ કૈ picture વિcચર જોઇ કે નઈ તમે Picture જોઇ હતિ ને અત્ય઼આરે પેલિ રક્શાબન્ધન જોઇ હતિ અક્શય઼ કુમાર ની અને રામસેતુ જોઇ હતિ

હા મને તો અની જ ગમે

સિરિઅલ તો અત્ય઼અઆરે મુ નૈ જોતી અમ આહ કેબિસિ જોઉ છુ મને તો એજ ગમે છે અમિતાભ કેબિસી તો એક એવો સિરિઅલ છે જે બદ્ધા ને ગમેછે હા તોદૂ genralknowledge એ વધિ જાએ છે હમ ના વચે તમે પેલુ એક સિરિઅલ હતુ ને અનુપમા અનુપમા જોતા તા ન ના ના મુ અનુપમા નૈ જોતી હતી પેલુ આવે છે ને

સુ નામ છે સિરિઅલ નુ બદ્એ અછે લગતે હૈ અછા અછા એ તો બૌ જુની સિરિઅલ થઇ ગઇ એનુ part નવુ છે ને secondpart છે એ અત્ત્ય઼આરે આવે છે તો એ ગમતો હતો હવે તો એમા પેલિ જુનિ જુનિ જ બતાવે છે લાઇનો હવે કન્તારો આવે પેલે તો પેલે તો પેલિ એક heroine હતિ સાક્ષી તન્વ્અર અને રામ કપૂર આવ્તુ તુ ન પેહલા તો

અચ્છા અત્ય઼આરે નવા heroheroine આઇ ગ્યા છે એ તો બદ્ધુ નવુ જ છે story તો પેલિ જ છે તો હવે સુ અને જુનુ જુનુ જ બતાવે છે તો કેવુ છે નવુ સારુ છે કે જુનુ જ સારુ હતુ ના અત્ય઼આરે આ નવુ સારુ છે એમ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 એત્લે કોઇ નથી જોતુ બદ્ધા ને ખબર હોએ છે કે આ જ થવાનુ છે આમા

એક્તા કપૂર ના સિરિઅલો મા તો આવુજ આવે છે અમ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

ઇન્દિઅન આઇદલ અત્ય઼આરે ચાલુ છે ઇન્દિઅન આઇદિઅલ ઇન્દિઅન આઇદીઅલ ભી ઘના બદ્ધા લોકો અવે કે છે કે ઘનુ બધુ fix હોએ છે કિ કૈ ખબર નૈ પદતિ આ fix છે કે રીઅલ છે આ એનો જો જુનો part હતો એમ કેહતા હતા એ સૌ થિ પેહલા જ સૌ થિ પેહલા જે ઇન્દિઅન આઇદ્લ આયુ હતુ જેમા સોનુ નિગમ અનુ મલિ મલ્લિક હતો અને એમા અભિજીત સાવન્ત winner થૈ ગ્ય઼ઓ તો એ original હતુ પછી તો જે ભી અમ અમ realityshow આયા singingrealiityshow એમા તો જે ફ઼અર્સ્ત મા ફ઼અર્સ્ત મા જે winner હોએ એને જોઇ ને લાગ્ય઼ઉ જ નૈ કે આ ફ઼અર્સ્ત નો winner થવા લાય઼ક છે

ખાલી આમ અર એ લોકો ને કમાવા મદિ જાએ O મદિ જાએ અને કોઇ એક આદ ચેહરો famous થૈ જાએ બસ પછિ આ લોકો ને બોલીવૂદ મા કોઇ chance નતો આપતો અત્ય઼આરે એમ ગાના થાઇ જાએ સોન્ગ ગવાદિ નાખે પછિ પેલો એ બેથા જ હોએ ઘરે પછિ આ લોકો બધ્હા શો કર્તા હોએ છે બદા અને અત્ય઼આરે તો બધિ બધા realityshow તમે જોવો તો પેલિ અમ થિન્ગનિ છોકરી છે સુ નામ છે એનુ

નેહા કક્કર આ એ over acting બૌ કર્તિ હોએ છે બદ્દા realityshow મા એને એને રોવાનુ બૌ આવી જાએ છે હમ કોઇ ભી contestant આવે તો એનિ સામે રોવા ચાલુ થૈઇ જાએ છે અને એનિ બાજુમા હોઇ છે આપ્દે હિમેશ રેશમિયા ભાઇ એને ભી award મલેલો છે રોવા મા એ ભી બૌ રદે છે એને બિ અત્ય઼આરે ગાયન વાયન આવ્તા સારા પેહલા તો

હિમેશ રેશમિયા પેહલા તો બૌ સારો આપ્તો તો બે હજાએ છ બે હજાર સાત બે હજાર આથ બે હજાર નૌ મા એને બૌ સુપર્હિત songs આપેલા છે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

હમ remix કરિ નાખે છે એનિ પોતનિ કોઇ ધુન હોતિ હોતિ નૈઇ અને જેનિ જોદે કામ ના હોએ એ બધા આવા આ રિઅલિતિ શો મા આઇ જાએ છે અનુ મલ્લિક આઇ જાએ છે ફ઼રા ખાન આઇ જાએ છે કોક વાર મલાઇકા અરોરા આઇ જાએ ચે કોક વાર શિલ્પા શેત્ત્યિ આવિ જાએ જે લોકો જોદે કામ ના હોએ એ અહિઆ આઇ જાએ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 એમ કેબિસિ તો આમ અર સારો છે શો આપ્દ ને બિ મદિ જાએ ખબર ભી પદી જાએ હમ અને અમિતાભ બ્છાઆન તો અમિતભ બચન તો કેબિસિ મા થિ જ retire થશે કેત્લા વરસ થૈ ગયા એને ભિ એ ભી બે હજાએ એક ચાલુ છે કેબિસિ બિજુ બોલો બિજા તમે કૈયા શો જોવો છો બિજુ કોઇ કૈ નાતક્ જોવો છો તમે અત્ય઼આરે એક નવિ આવે છે એ ગ્મે છે ન ક તો બદ્ધિ ને સોઉથ નિ પિચરો મ તો બૌ ધુમ ધદકા હોએ છે બૌ

હા એમ્ને પોતાનિ કોઇ story હોતિ નથી અને બદ્દી રીમેક જ કરિ નાખે છે અને અત્ય઼આરે કોઇ સોન્ગ સારા નથિ આવ્તા પેહલા તો વછે અરિજિત સિન્ગ ન બદ્ધા સોન્ગ સારા આવ્તા તા

અને બધા જ જુના જિ હિરો છે એજ આવે છે અક્શય઼ કુમાર પન્ચાવન વરસ નો થઇ ગ્ય઼ઓ તો ભી આ આ કરે છે સલ્મન ખાન સત્તાવન વરસ નો થૈ તો એ આવ આવ કરે ચે આમિર ખાન નિ અમ્ન અમિર ખાન અત્ત્થાવન વરસ નોછે તોએ આ આ કરે છે અમ્ન એક ફ઼ઇલ્મ ફ઼લોપ ગૈ લાલ સિન્ઘ ચદ્દ્અ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 એમા કરિના કપૂર ના લિધે આ નૈ ચાલિ ફ઼ઇલમ બિજિ કોઇ હિરોઇને હોત તો ચલિ જતિ હમ બાકી આમિર ખાન નિ પિચ્ચર ના ચાલે એવુ ના બન્ને બિજિ કોઇ હિરોઇને ને લિધિ હોત ને તો ચાલિ જતિ બાકિ તો આ બધા નવા હેરો મા તો એક વરુન ધવન છે એ ખાલિ ગોવિન્દા નિ કોપિ કરે ચે એત્લે નથિ ચાલ્તો અવે એન પપ્પા દાઈરેક્ત કરે છે એવી રિતે એ કરે છે કામ એને એના લિધે અને રનબીર સિન્ઘ છે તે એ લાલ પિરિ પેન્તો પેરિ ને આવિ જાએ ચે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

અવ્વુજ કરે ચે અહિય ક્રિકેતર જોદેજ લગન કરિ નખે છે તિવિ સિરિઅલ નિ હિરોઇનો સુ કરે સ્છે બુઇસ્નેસ્સ મેન જોદે લગન કરે છે જિન્દગિ આરામ થિ કાદવા ણી કૈ કામ નૈ કર્વાનુ જુહિ ચાવ્લા છે જેમ્કે જુહિ ચાવલ નો જે husband છે એ મેહ્તા એ બૌ મોતિ કોમ્પની નો માલિક છે બૌ મોતો બિસ્નેસ્સ મેન છે એક સિમેન્ત નિ કોમ્પનિ ચે એનિ

અને શિલ્પા શેત્ત્તિ નો હસ્બેન્દ રાજ કુન્દ્રા એ બિ મોતો બિસ્નેસ મેન છે આ બધિ છોકરી ઓ તો એમ સેટ થૈ જાએ પછિ પેલિ જોઇ અજય઼ દેવ્ગન નિ એક મુવી આઇ તિ દ્રશ્ય઼અમ two કરિ ને ઓકે એ લોકો કેતા તા સારી હૈ

પેલિ તો બૌ જોરદાર હતિ બૌ જબરજસ્ત મુવિ હતિ

અને અજય઼ દેવગન નિ acting બી સારિ હોએ છે એનિ આવાજ અને એનિ આખો ઉપર થી જ ચાલી જાએ એનિ એક બિજિ મુવિ બિ આયિ તિ રૈદ કરિ નૈ

ફ઼ઇસ છે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 તો એન માટે તો પોલિતિક્સ join કર્વુ પદે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 અજય઼ દેવગન નિ તો બદ્ધિ પિચ્ચર સારિ હોએ ચે સસ્પેન્સ બિ હોએ ચે અજય઼ દેવગન નિ અને અક્શય઼ કુમાર નિ બન્ને નિ સારિ હોએ છે

અવે સુ કરિયે પૈસા કમાવા નિ હોડ હોયે અત્યારે બૌ વધારે કામ કરે છે પૈસા માતે ખાલિ બાકિ તો એનિ ઉમર નો સુનિલ શેટ્ટી છે એ કામ જ નથિ કર્તો એ બિ બિસ્નેસ મેન છે એના બિ બૌ બધા મોતા મોટા મોટા બિસ્નેસ ચે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

પછિ એ પૈસા એ લોકો એમ્ના પોતાના ધન્ધા મા નાખે એટ્લે કદાજ ફ઼ઇલ્મો ના મલ્તિ હોએ ફ઼ઇલ્મો થિ ના ચલ્તા હોએ તો બિસ્નેસ્સ મા ચાલિ જાએ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 એ લોકો બધા બૌ આસાની થિ કામ કરિ લે છે અને પેલા અનિલ કપૂર ને જોવો અત્ય઼આરે પાસટ વરસ નો છે કેવો લાગે છે પાત્રિ ચાલિ પાત્રિ ચાલિ વર્સ નો લાગે છે ત્ય઼આ તો નાના બનિ ગ્ય઼ઓ તો એ નૈ લાગ્તો હમ નૈ લાગ્તો એક્દમ એને પોતાનિ જાત ને બૌ fit રખ્ય઼ઓ છે

આ લોકો બદ્ધા જિમ જતા હોએ દર રોજ આ લોકો આપ્દે જેમ જમ્તા હોએ રોટ્લી શાક એ લોકો રોટ્લી સાક ના ખાવે એ લોકો fruit ખાતા હોએ juice પિતા હોએ

આ લોકો પોતાનિ field ના અનુસારે બધા ઘર નુ જ જિમ જતા હોએ પાણી બૌ પિતા હોએ સારુ ખુરાક ખાતા હોએ તો આ લોકો ફ઼ઈટ રૈ જતા હોએ છે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 અત્ય઼આરે મુવિ મા ફ઼ઈટ્નેસ જ જોઇએ ને

તો એક વરસ માતે ગાયબ થૈઇ ગ્યો તો પછિ સારો થૈ ને આયો અત્લે અવે ચાલે છે પાછો તો આ લોકોને અમ્ને શરિર ઉપર બૌ ધ્યાન આપ્વો પ્ડ઼એ છે બૌ જ ધ્ય઼અન રાખ્વો પદે તો જ આ લોકો ચાલે નિત્ર ખોવાઇ જાએનિત્ર કોઇ પુછે બિ નિ આ લોકો ને બિજુ બોલો તમારે જોદે સિરિઅલ તમારિ મમ્મી બિ જોએ છે

અત્ય઼આરે તો સિયારા નો તો મોસમ છે તો થન્ડી મા તો કોઇક નાનો દિવસ હોએ નિક્લિ જાએ એત્લે ખબ્ર્ર નૈ પ્દ્તિ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 એમ અત્ય઼આરે જમ્ય઼ઉ નૈ તમે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

બરાબર ઓકે ઓકે મ્ડ઼ઈએ હા સંભળાઈ રહ્યો છે. તમે અત્યારે શું કરી રહ્યા છો? મતલબ અમ વાત કર્યા પહેલા તમે શું કરતા હતા ત્યાં?

તમે મતલબ અમ job નો time નથી અત્યારે તમારે? એની પહેલા તો તમારે job જ ચાલુ હતી. અને call center મા જ મેં તમને પહેલા જણાવ્યું હતું તે માટે call center ની job જ ચાલુ છે મારે અને હું બધાને information આપતો હતો. જેની problem છે કાંઈ પણ કે અમુક માહિતી જાણવી છે information જાણવી છે તો તેના માટે હું જણાવતો હતો information. હમ નાં કોઈ પણ શિક્ષક યાદ નથી આવતા અત્યારે. અત્યારે પેલી school યાદ આવે છે. જેમાં ભણતા હતા અમે ભાઇબંધ દોસ્તાર તેની સાથે. બીજું તો કોઈ શિક્ષક ના. શિક્ષક તો કોઈ પણ યાદ નથી આવતા હજી.

મારે school નો time હતો બારથી ને છ વાગ્યા સુધીનો time હતો. બારથી છ વાગ્યા લગી અમે school જતા હતા. અગિયાર-બારમું ધોરણ હતું ત્યારે. એની પહેલ મારે એક

આઠ-નવમાં સવારનો time હતો. સાતથી દ સાતથી બારનો અને અગિયાર-બારમાં અમારે બારથી છ નો time હતો. તમારે કઈ રીતનો time હતો? મતલબ school નો. okay ને તમે કોઈ tuition કરતા હતા? school ની સાથે? તમે તમારા દસમાં ધોરણમાં તમારાં કેટલા ટકા આવ્યા હતા? મતલબ board ની અંદર? okay ને અત્યારે તમે college ની અંદર કયું રાખવા માટે BCom રાખવાનું છે? BA રાખવાનું છે? મતલબ ક્યાંથી ચાલુ કરવા માંગો છો તમે? અને એ કઈ રીતે? okay મેં અગિયાર-બારમાં commerce લીધું હતું. પછી બારમું ધોરણ પછી college માં એક વર્ષ મેં BCom કર્યું હતું. અને BCom કરીને મેં છોડી દીધું હતું એક બે વર્ષ.

કબ્બડી હા game ઓ ઘણી રમેલી છે મેં. cricket છે. આપણે કબ્બડી આપણે જે તમે જણાવ્યું એ બે game એ પણ રમેલી છે મેં. અને કઈ રીતે અમ મતલબ તમે જણાવી શકો છો તમને શું favourite છે? મતલબ કઈ game favourite છે તમારી? હમ ના. મારી સાથે એવું કઈ થયું નથી.

ના. મારે તો એવું કંઈ સપનું તો નથી અત્યારે કોઈ travelling નું. ના. મારે એવું કોઈ સપનું નતું. એટલે તો અત્યારે મેં college મૂકી દીધી. એવું સપનું હોય તો college કરતો હોત ને. મતલબ college પણ ચાલુ હોય અને અત્યારે હું અડધું job માટે મતલબ અડધી पढाई કરી હોત અને લીધી હોત

ના. મારી family છે ને એનું તો કઈ હતું નહિ પણ અને મારે પણ કોઈ સપનું નતું. મારે ખાલી બાર પાસ અને એક normal job job જ કરવાની હતી. બીજું કઈ મેં સપન તો જોયા નતા મેં.

હા. અત્યાર તો હું યાદ કરું જ છું. કારણ કે બાવીશ વર્ષ મેં બોટાદની અંદર કાઢ્યા છે તો યાદ તો આવે જ છે ને. અમુક friend હોય છે. અમુક school friend હોય છે. તો હજી પણ યાદ આવે છે. અમુક અમ બે-ત્રણ friend છે. એ contact list માં પણ છે. ને અમુક time એ વાત કરીએ વાત કરીએ છીએ. ના. એવું કોઈ friend એ તો કીધું નથી. તમારે એવું કઈ બન્યું છે? ના ના. અમુક time એ આપણે education લીધેલું હોય છે. અમુક time આગળ વધવું હોય તો તમારે બહાર નીકળવું પડે છે. એકલા પણ નીકળવું પડે છે અને family સાથે પણ નીકળવું પડે છે. પોતાના માટે તમે એક જ જગ્યા પર રહીને કામ નથી કરી શકતા. એવું કંઈક personal તમારો business હોય છે તો તમે કરી શકો. બાકી તમારે job જ કરવાની છે આગળ જઈને તો તમારે અલગ અલગ તમારે ગામ રખડવું પડે છે. રાજ્ય પણ રખડવા પડે છે. અલગ અલગ મતલબ ગુજરાત છે, ગુજરાતની બહાર પણ જાવું પડે છે. તો તે માટે તેના માટે તમારે બહાર નીકળવું પડે છે અને બહારને બહાર જવું પણ પડે છે. રખડવું પણ પડે પડે છે. ના. train માં જ તે. train તે train અને bus બંનેમાં જ કરી છે. બીજા એકેયમાં નથી કરી. plane માં તો નથી કરી હજી અત્યાર સુધી. ના. મારા મુજબ પણ train જ છે. કેમ કે train માં વધારે મુસાફરી મુસાફરી કરવાની મજા આવે અને ત્યાં આરામથી તમે મુસાફરી કરી શકો છો. અને અમુક સમયનો પણ બચાવ થાય છે તેના માટે. હા. નાના હતા ત્યારે ઉતરાયણમાં પતંગ પણ ચગાવેલા છે. અને ઉતરાયણમાં મતલબ favourite પણ હતો ઈદ પણ હતી ઉતરાયણ પણ favourite હતો. ઉતારાયણમાં પતંગ પણ મેં ચગાવેલા છે. તમારે કઈ એવું પણ બનેલું છે?

ઉતરાયણમાં તો કંઈ ખાવાનું ના હોય પણ પતંગ ચગાવું છું ખાલી. પતંગ જ ચગાવું. બીજું કઈ વધારે કઈ કરતા નથી અમે. હા. family માં બે ભાઈઓ છે અમે અને એક બેન છે. એ બેન મારાથી મોટી છે. એના લગ્ન થઇ ગયા છે. અને પાંચ-છ વર્ષ થઇ ગયા છે. અને અમે બે ભાઈઓ છે એમાં ભાઈમાં હું મોટો છું અને એક નાનો ભાઈ છે. એ પણ job કરે છે અત્યારે. તમારે તમારે કઈ રીતનું છે ઘરમાં? મતલબ કેટલા જણા છો તમે? શું શું કરે છે અત્યારે? એ પણ job જ કરે છે. સારી company માં job કરે છે. ત્યાં પણ call center જ છે. અત્યારે આથી બે વર્ષ થયા કોરોનાનાં. તેના માટે ઘરે shift થઇ ગયો છે. અને ઘરેથી જ કામ ચાલુ છે બે વર્ષથી. અને એને પણ સારું સારું ચાલે છે અને એમાં એ job માં english ની પણ જરૂર પડે છે. તમારે કઈ રીતનું છે? ના. અત્યારે થતા મારે એક મહિનો થયો છે. તેના માટે હું set થવા માટે આ job કરી છે. આગળ જતા હું વિચાર કરી શકું છું. અત્યારે તો આ job best જ છે. પણ અત્યારે set થવા માટે તો તેનાં માટે આગળ હું વિચાર કરીશ જ. અત્યાર મેં વિચાર કઈ કર્યો નથી. તમારે કઈ રીતનું છે આગળ જઈને? ના. cartoon નું તો favourite હતું નહિ મારે. બધા જ cartoon મેં જોયેલા છે પણ એકેય favourite મેં રાખ્યું નથી. cartoon માં હા movie ને એ બધું જોતા હતા અમે. હા. તારક મહેતા તો મેં બહુ જોઈલી છે મેં. વર્ષોથી જોતો હતો. અત્યારે મેં મૂકી દીધી છે. મજા આવતી હતી જોવાની મારે. હા. અત્યારે તો હવે અમુક time એ મારા ભાઈ ચાલુ કરીને મુકે છે. mobile ની અંદ. ર અમે જોઈએ છે ત્યાં એક બે episode જોયું છે વધારે નઈ. ના ના. રાત્રે મોડું થવાના હિસાબે મતલબ રાતે job કરીને આવું એટલે સાડા દસ થઇ જાય છે normal સાડા દસ તો વાગી જ જાય. વધારે થાય તો ના નહિ પણ સાડા દસ વાગે આવું છું અને ઘરે જઈને જમવા બેસું છું તો અગિયાર વાગી જાય છે. પછી મારે કલ મારી પાસે કલાક દોઢ કલાક હોય છે. તો હું mobile લઇને બેસું છું તો mobile use કરું છું તેના માટે. કંઈ મતલબ time જ નથી રહેતો કે ઘર કામમાં હું મદદ કરાવું મમ્મીને help કરાવું. ના પપ્પાને help કરાવું shop ની અંદર તેના માટે હું ખાલી એક કલાકનો time મળે તો mobile લઇને બેસું છું. તમે કઈ કઈ રીતે? okay અમ મારો ભાઈબંધ પણ ગુજરાત college માં જ હતો અને તેની પણ fee મેં સાંભળી હતી તો ઓછી હતી તો તેના માટે અત્યારે salary ઓછી હોવાને કારણે મતલબ normal salary છે મારે તો તેના માટે આ job માંથી ને મારે આહ fees કાઢવાની છે. તો તેના માટે હું અત્યારે ગુજરાત college માં જ admission લઈશ. કારણ કે ગુજરાત college ની અંદર admission ની fee ઓછી છે. તેના માટે કોઈ મોટી college માં હું job મતલબ college કરવા નથી માંગતો. અત્યારે ગુજરાત college માં જ ભણવા માગું છું. મનપસંદ youtuber તો એક-બે જણા છે. એક અમ કેરી મીનાટી અને એક આશિષ ચંચલાની બંને favorite છે મારા. તમારે કઈ રીતનું છે? અમ એક છે channel ના subscriber અમ સાડત્રીસ million plus છે. સાડત્રીસ million plus અને એકના ત્રીસ million plus છે. ને એક અમ દિલ્લીનો છે અને એક બોમ્બે નો છે. એ પણ સારા video બનાવે છે comedy videos fun video છે. હા. અત્યારે હું જ્યાં job કરું છું ત્યાં staff પણ સારો છે. ત્યાંના manager પણ સારા છે. sir ત્યાં હાર્દિક sir ને અહિંયા બધા અમ ભાઈબંધ અમ દોસ્ત છે મારા બે ત્રણ મતલબ ઘણા છે. પાંચ-છ ભાઈબંધ જ છે. અમે બે-ત્રણ સાથે જ રહીએ છીએ. ના. અલગથી તો કોઈ કામ નથી મારે પાસે અત્યારે તો બીજો option નથી મારી પાસે. તમારે કઈ રીતનું છે? ના sir. એવા તો કોઈ scene બન્યા નથી. મતલબ હું અમ નાનો હતો ત્યારે વધારે હું cricket જ રમતો હતો. ભાઈબંધ દોસ્તાર મળીને કોઈ funny scene તો થયા નથી મારી સાથે normal અમે યાદ તો આવે જ ને. બાવીસ વર્ષ મેં બોટાદની અંદર કાઢેલા. બાવીસ વર્ષ બોટાદની અંદર મેં કાઢેલા છે તો તેના માટે યાદ તો આવે જ તે અમારે મામાના છોકરા છે, માસીના છોકરા છે, કાકાના છે અને બોટાદની અંદર રહેતો ત્યારે નોકરી પણ મામાના દુકાને કરેલી છે તેના માટે યાદ તો આવે જ છે ને બધા. તમારે?

મારે એક બોટાદની અંદર job હતી. ત્યાં મારે time જ નાટો રહેતો. મતલબ બાર નીકળવાનો time નતો રહેતો એના માટે હું બહાર નીકળી ગયો અમુક મારે કંઈક આગળ વધવા માટે બોટાદમાં તો ત્યાં એક જ કામ હતું મારે. ઘરથી દુકાન અને દુકાનથી ઘર. બીજું કોઈ કામ જ નતું. અહિયાં આવીને કંઈક હું વધારે આગળ કંઈક કરીશ અથવા કંઈક college કરવી છે. આગળ વધીશ. એના માટે હું પણ બહાર નીકળી ગયો છું. મતલબ હું normal રજાઓ હું Friday પર જ રાખું છું. કારણ કે friday પર મારે job પર હોય ત્યારે નમાજ પઢવાનો time હોય છે. નમાજ પઢવામાં એક કલાક મતલબ એક કલાક લાગે છે. તો તેના માટે આવા આવામાં પણ મોડું થઇ જાય છે તો તેના માટે Friday જ છૂટી રાખું છું. નમાજ પઢવા માટે બાકી તો આમ reason તો કઈ છે નહિ એટલું મોટું. બસ Friday Friday હોવાના કારણે.

ના. garden માં તો જતા નથી. પણ ઘરેથી job અને job થી ઘરે કેમ કે રાત્રે અમારે time ના મળે બહાર નીકળવાનો.

વાહન તો ના મારી પાસે તો એકય bike પણ નથી. two wheel પણ નથી. four wheel પણ નથી મારા પાસે. મારા પપ્પા પાસે છે two wheeler એક. મારી પાસે નથી મારા પપ્પા તો સાથે જ લઇ જશે job ના કારણે.

ના. મેં એવી વાતો સાંભળી નથી. તમે સાંભળી હોય તો ખબર નથી પણ તમે ક્યાંથી વાત સાંભળી છે? મતલબ કોઈ application માંથી છે કે news માંથી કે video જોયો છે તમે?

હા. મત દેવા હું તો આ વખત બોટાદમાં ગયો હતો. એક જ વખત ગયો છું. પછી એક-બે વર્ષ મેં માટે દેવા નથી ગયો કારણ કે આ વખતે તો અમદાવાદમાં હતો એટલે અમદાવાદ બોટાદ ના શક્યો માટે દેવા. તમારે મતલબ કઈ રીતનું છે? તમે એકેય વખત ગયા છો મત દેવા?